લેફ્ટ સાઈડ પર પ્રતિબિંબ સ્ટુડિયો છે એમાં ફોટા પાડે છે અને એની બાજુમાં કિંગ વડાપાઉં છે.

આ એક સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ માં અંદર જવા માટે ચાલવાની જગા પણ છે.

એન્ટ્રન્સ પર યુ આકારનું એક એરેન્જમેન્ટ પણ બનાવેલું છે.

એની પછાડી લોન કાપવાનું મશીન છે અને લોન્સ એ કાપે તે એકદમ લેવલ માં કાપે છે અને બાજુમાં બી લોન ની વૉલ કરેલી છે.

એક મેઇન ડરવાજો છે બાજુમાં પથ્ઠર થી એકદમ ભરેલું છે પથ્ઠર ઉપર ઝાડ વૃક્ષ બઢા આવેલા છે નીચે એક પથ્ઠર છે એક ભાઈ ઊભી રેલો છે.

આ લોકો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ બનાવી રહ્યા છે અને ઘણી બધીઓ બેન્ચ રાખેલી છે અને ટીચર ને બેસવા માટે ખુરશીઓ પણ રાખેલી છે.

આ એક બેડરૂમ છે બેડરૂમ માં બેસવા માટે ટેબલ પણ રાખેલું છે અને બેડ પણ ડબલ ડબલ બેડ છે.

ઉપર એ_સી અને પંખાનું એરેન્જમેન્ટ કર્યું છે અને પી_ઓ_પી બી સરસ કરેલું છે.

બાજુમાં રીક્ષા છે એની પછાડી પીળા કલર ની ટી_શર્ટ પહેરીને એક ભાઈ ઉભો રહેલો છે તેને પછાડી એક લીલી સુગ્રીવ છે પછાડી રીક્ષા છે.

ઉપર ઝાડ છે આ બાજુ દિવાલ ઉપર ક લીલ બાજેલી છે અને આ બાજુ અગાડી બી એક ટનલ જેવી પાડેલી છે.

એક છોકરી આગળ બેસીને ચિત્ર દોરે છે અને બાજુમાં કંપાસ પડેલો છે.